અને એકાદ દિવસની રાહ હોય અથવા તો વહેલી સવારે એ suitcase લઈ અને photo session કરતા અને એ જ photo બીજે દિવસે newspaper માં આવશે ચામડાની થેલીમાં એ documents લઈને જતા અને એટલા માટે એને bougette અથવા તો budget કીધું ચામડાની થેલી કીધું પરંતુ આપડા જે નાણામંત્રી finance minister નિર્મલા સીતારામન છે જે આપડે એમ કહી શકીયે કે દેશના પ્રથમ અ full time મહિલા નાણામંત્રી રહેલા છે. આની અગાઉ ઈન્દીરા ગાંધી નાણામંત્રીનું પદ સાંભળેલું પણ એમને વડાપ્રધાન પદ સાથે પદ સાંભળેલું હતું. તો આ દેશના પ્રથમ જે lady finance minister આપણે કહી શકીએ નિર્મલાસીતારામનજી તો એમને હવે પરંપરા માં change કર્યો છે કે ચામડાની bag લઈ ને નથી જતા પરંતુ એ red કલરનું foldar હોય છે જેની પર રાષ્ટ્ર મુદ્રા લગાડેલું હોય છે અને એમાં બધા document લઈ ને નથી જતા એ paper list મતલબ કે ટેબલેટની અંદર વાંચતા હોય છે અને વાંચે તો કેવું વાંચે મતલબ કે બે કલાક ને તેતાલીશ મિનિટ માં એમને નંબર budgetspeech દેવાનો જો કે આ વખતે એમને સત્યાશી મિનિટની એક speech આપી તો નિર્મલા સીતારામનછે એ ચામડાની થેલીનો ઉપયોગ નથી કરતો હવે red color ના foldar નો ઉપયોગ કરે છે ત્યાર પછી ભારતીય બંધારણના અનુસન નંબર એક સો બાર માં વાર્ષિક નાણાકીય નિવેદન આ પ્રકારનો શબ્દ લખાયેલો છે અને budget શબ્દ એવું બંધારણમાં સ્પષ્ટ રીતે લખાયેલું નથી તો class three પૂછવામાં આવેલ એક સવાલ હતો પરંતુ ભારતીય બંધારણ અનુસાર નંબર એક સો ને બાર માં લખ્યું છે વાર્ષિક નાણાકીય નિવેદન અને ત્યાર પછી આપણે ચર્ચા એ કરીયે કે ભારતની અંદર જે નાણાકીય વર્ષ ધ્યાને લેવાતું હોય છે. સામાન્ય વર્ષનો આપણને ખ્યાલ છે કે એક જાન્યુઆરી થી લઈ ને એકત્રીશ ડિસેમ્બર સુધી હોય છે પરંતુ નાણાકીય વર્ષ રહેલું હોય છે એક એપ્રિલ થી લઈ ને અને એકત્રીશ માર્ચ સુધી ધ્યાને લેવામાં આવતું હોય છે તો એક એપ્રિલથી લઈ અમને એકત્રીશ માર્ચ એ આપણું નાણાકીય વર્ષ હોય છે ઘણી વખત એવું સાંભળતા હોઈ માર્ચ મહિનો શરૂ હોય હોય ત્યારે ઘણા બોલતા હોય છે માર્ચ ending માર્ચ ending આ પ્રકારે બોલતા હોય છે મતલબ કે નાણાકીય હિસાબ કિતાબ કરવા માટે નો એ છલ્લો મહિનો રહેલો હોય છે. તો આ જે budget અત્યારે રજુ કરવામાં આવ્યું એ યાદ રાખો કે બે હજારને તેવીશ ના વર્ષમાં જ્યાં budget રજુ થયું. એક ફેબ્રુઆરી ના દિવસે જે budget રજુ થયું એમાં જે જોગવાઈ હશે એ આગામી નાણાંકીય વર્ષની હશે

તો અત્યારે પેલી ફેબ્રુઆરીના દિવસે જે budget રજુ કરવામાં આવ્યું એમાં જે data હશે આવક અને જાવક ને જે અંદાજ હશે કે અંદાજ એક એપ્રિલ બે હજાર તેવીસ થી લઈ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીશ સુધી ની વિગતો ધરાવતા હશે આ સવાલ અગાઉ પરીક્ષામાં પૂછવામાં આવેલ છે કે કોઈ budget ત્યાર કરવાનું હોય છે તો એ budget ત્યાર કરવાની જવાબદારી કોની પર હોય છે તો યાદ રાખો કે ભારતની અંદર જે નાણામંત્રલાય છે નાણામંત્રાલયમાં અલગ અલગ પાંચ વિભાગ આવેલા છે જેમાં એક આર્થિક બાબતનો વિભાગ છે જેને આપણે economic offence department કેહતા હોઈએ આર્થિક બાબતોને વિભાગમાં એક budget Divide આવેલું છે એની કે જવાબદારી રેહતી હોય છે જેમ નોટ અને agency છે આ budget ત્યાર કરવા માટે તો નાણાંમંત્રલયના આર્થિક બાબતોના વિભાગના budget Divide તરફથી આ budget ત્યાર કરવામાં આવતું હોય છે budget જે ત્યાર થાય છે એમાં પાછલા બે વર્ષ ના data નો ઉપયોગ કરવામાં આવે છે એનો અર્થ શું થાય હું તમને સમજવું કે અત્યારે જે budget રજુ કર્યું એને શું કહેવામાં આવે છે બે હજાર તેવીશ અને બે હજાર ચોવીશ નું budget કહેવામાં આવતું હોય છે પરંતુ અત્યારે હાલમાં જે નાણાકીય વર્ષ શરૂ છે એ બે હજાર બાવીશ અને બે હજાર તેવીશ નું વર્ષ અત્યારે હાલમાં શરૂ છે.

તો આની અગાવનું હતું બે હજાર એકવીશ અને બાવીશ નું તો જો મિત્રો યાદ રાખો બે હજાર એકવીશ અને બાવીશનું જે budget છે એ મતલબ એ આખું નાણાકીય વર્ષ complete થઈ ગયું તું ને exzact date આપણે પાસે હશે જયારે

તો આપણે આ વર્ષનું નાણાકીય budget ત્યાર કરવા માટે આના પણ data નો ઉપયોગ કરતા હોઈએ તો પાછળ બે વર્ષ ના data નો ઉપયોગ કરી અને જે budget Dividend Budget ને ત્યાર કરીશે ત્યાર પછી આ એક procedure હોય છે એક રાષ્ટ્રપતિ ની પૂર્વ ભલામણ લઈ અને આપણા finance minister લોકસભામાં અને સવારે અગિયાર વાગે જાય અને budget રજુ કરે છે budget રજુ કરતી વખતે budget speech આપે છે ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીયે budget સાથે related કેટલાક facts છે મિત્રો જેમ કે ભારત ની અંદર સૌ પ્રથમ વખત budget રજુ કરનાર વ્યક્તિ છે જેમ્સ વિલસન કરીને અધિકારી હતા અને એમને સાત એપ્રિલ અઢારસો ને સાહીઠ ના દિવસે સાત એપ્રિલ અઢારસો ને સાહીઠ ના દિવસે સૌથી પેહલી વખત budget રજુ કરેલુ છે. એના પરથી આપણે વાત કરીએ કે આઝાદ ભારત નું સૌ પ્રથમ budget છવ્વીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીશના દિવસે દ્વારા રજુ કરવામાં આવ્યું

જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી આમને વડાપ્રધાન ની સાથે budget કર્યું હોય તે પ્રકારની ઘટના ઘટેલી અને આપણને પુછાય ગઈ કે તમે જે પેહલી વખતમાં સૌથી વધુ વખત budget રજુ કરનાર વ્યક્તિ કોણ છે. તે આપડા જ ગુજરાત ની છે સૌ પ્રથમ વડાપ્રધાન બનેલા એવા મોરારજીભાઈ દેશાઇ છે જેમને સૌથી વધુ દસ વખત budget રજુ કરેલું નંબર બે

ફેબ્રુઆરી મહિનાના પેહલા દિવસે budget રજુ કરવાની પરંપરા શરૂ કરી તો મોરારજી દેશાઇ પોતાના જન્મ દિવસે budget ને રજુ કરે છે. બે વખત આ પ્રકારની ઘટના ઘટે છે ઓગણીસો ચોસઠમાં પણ ઓગણીસો અડસઠમાં પણ તો આ પ્રકારના facts કેટલાય રહેલા છે ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ ઓગણીસો એકવીશમાં એક સમિતિ ની રચના થાય છે જેનું નામ છે એકવર્ધ સમિતિ અને આ એકવર્ધ સમિતિ ની મુખ્ય કામગીરી એ હોય છે કે રેલવેનો વિકાશ ભારતની અંદર કેમ કરી શકાય

ચોવીસથી generalbudget અને railway budget આ બંને ને અલગ કરી દેવામાં આવ્યા પરંતુ આગળ જતા વર્ષ બે હજાર સત્તર અઢાર થી વળી પછી પરંપરામાં ફેરફાર થઈ ગયો અને અને બંને budget ને mrage કરી દેવામાં આવ્યા. અને પછી ઓગણીસો ને નવાણું સુધી budget ને સાંજે પાંચ કલાકે રજુ કરવાની એક પરંપરા હતી મિત્રો આ તમામ વસ્તુ ભારતીય બનાધારણના કોઈ અનુસદમાં લખેલી નથી કોઈ કાયદમાં લખાયેલી નથી માત્ર આ એક પરંપરા હોય છે પરંપરા આપણે એને કહેશુ કે જે કોઈ જગ્યાએ ઉલ્લેખેલું નથી બસ માત્ર એને follow કરવામાં આવતું હોય છે ઓગણીસો ને નવાણું સુધી પાંચ વાગે સાંજે budget રજુ કરતા એની જગ્યા એ ત્યાર પછી જ ઓગણીસો નવાણું પછી જ પરંપરામાં change કરી સવારે અગિયાર કલાકે budget ને રજુ કરવામાં આવે છે. બે હજાર સત્તર અઢાર સુધી

અને budget speech સૌથી લાંબી આપવાનો Recode કોના નામે છે નિર્મલા સીતારામન ના નામે છે કે જેમને બે કલાક તેતાલીશ મિનિટ ને speech આપિતી જયારે બે હજાર વિસ અને એકવીશ નું budget તેઓ રજુ કરતા તા અને સૌથી ટૂંકા માં ટૂંકી જે speech આપનાર વ્યક્તિ છે એ છે એમ આર પટેલ

મીડિયો વાળા એવું કહેશે કે એ lezi finance minister હતા. એમને સૌથી ટૂંકી budget speech આપી. તો આ મિત્રો હતું budget અંગે ના કેટલાક facts હવે એક સામાન્ય માહિતી budget જ્યાં રજુ થતું હોય છે ત્યારે એમાં ત્રણ પ્રકારના budget હોય શકે એ સૌથી પેહલો પ્રકાર છે પુરાંતવાળું budget એક હોય છે ખાધવાળુ budget અને સાહેબ મારે નઈ સાહેબ ભણાવે નઈ સમતોલ budget હોય છે. ત્રણ પ્રકારના budget છે. સૌથી પહેલું છે જે પુરાંતવાળું budget હોય છે એનો મતલબ એ થશે કે સરકારને આવક વધારે હશે અને સરકારને જાવક ઓછી હશે તો આવક એ જાવક કરતા વધુ હોય જયારે આ પ્રકારની situation હોય એને કહેવાય પુરાંતવાળું budget ખાધવાળું budget આપણે એને કહેશું કે સરકારને આવક ઓછી છે અને જાવક વધારે છે મતલબ કે ખર્ચ સરકાર વધારે કરે છે. સમતોલ budget બંને એક સરખું હોય આવક પણ સમાન હોય અને જાવક પણ એકદમ સમાન હોય. કેન્દ્રસરકાર જે સામાન્ય રીતે budget ત્યાર કરતી હોય છે એ ખાધવાળું budget હોય છે જયારે ગુજરાત સરકાર budget રજુ કરતી હોય છે મોટા ભાગે પુરાંતવાળું budget હોય છે. તો આયા તમે ઘટના સમજી લ્યો લોકો માટે પ્રજાલક્ષી budget આપણે કયું કહી શકીયે તો પ્રજાલક્ષી budget જે હશે એ હંમેશા આપણે ખાધવાળું budget કહેશુ શા માટે આપણને એવું લાગશે કે ભઈ સાહેબ અહીં આગળ તો સરકારને આવક ઓછી છે જાવક વધારે કરે છે. Obius વસ્તુ છે તો આ ખાધવાળું budget પ્રજાલક્ષી શા માટે તો આનું કારણ એ છે કે સરકારને આવક થશે તો આવક મોટા ભાગે ક્યાંથી કરશે લોકો પાસેથી કરશે અથવા તો સરકાર ક્યાંકથી લોન સ્વરૂપે વ્યવસ્થા કરશે પણ ખર્ચ વધારે કરશે કોના માટે કરશે લોકો માટે ખર્ચ કરશે તો લોકો પાસેથી પૈસા ઓછા લેશે આવક સરકાર ઓછી કરે છે પણ સરકાર લોકો માટે ખર્ચ વધારે કરે છે તો જો પ્રજાલક્ષી budget ની આપણે વાત કરીએ તો એ મોટા ભાગે ખાધવાળું જે budget હોય એને આપણે ગણતા હોઈએ તો અત્યારે ભારત સરકારે જે budget રજુ કરાવ્યું છે એ ખાધવાળું budget છે. અને સામાન્ય રીતે ખાધવાળું budget જ સરકાર મુક્તિ હોય છે. હવે આપણે કેટલીક ચર્ચા કરી લઈએ ખુબ અગત્યની જે mater છે એ આપણે ચર્ચા કરીએ છીએ અને હવે આપણે શરૂ કરીએ છીએ budget ઉલ્લેખે જે બાબતો છે એની ચર્ચા કરીએ છીએ અને budget તમામ માહિતી પુરી થઈ જશે મિત્રો એટલે આપણે વાત કરવાના છીએ economics સર્વ આર્થિક સર્વેક્ષણ ઉપર આપણે ચર્ચા કરશું સૌથી પહેલા તો budget નું કદ કેટલું છે મતલબ કે સરકાર કેટલી આવક કરશે અથવાતો જાવક કરશે budget નું કદ કેટલું છે તો પિસ્તાલીસ લાખ ત્રણ હજાર સતાણુ કરોડનું આવકનું કેન્દ્રસરકારનું budget છે. વિદ્યાર્થીઓ અને ખાસ કરી ને જે નવા ખૂણામાં પણ એકદમ fresh જે વિદ્યાર્થીઓ છે એ શું કરે છે budget ના નામે ઘણા આંકડાઓ ગોખી મારે છે અને RBI ના governor રહી ચૂકેલા રાજને એવું કીધેલી કે ભારતનું budget બીજું કશું જ નથી આંકડાઓની માત્ર એક માયાજાળ છે. તો news paper ભરી ભરી ને આંકડાઓ આવતા હોય છે તો મિત્રો આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી પણ હા કેટલાક important આંકડાઓ હોય છે કે જે આપણે યાદ રાખવા જોઈએ જેમ કે આ કદ પિસ્તાલીસ લાખ ત્રણ હજાર સતાણુ કરોડનું budget છે. મતલબ કે સરકાર આટલી આવક નો મેળ કરશે અને સામે એટલી જાવકનો મેળ કરશે બે હજાર તેવીશ અને ચોવીસ દરમિયાન મતલબ કે આગામી નાણાકીય વર્ષ જે શરૂ થવાનું છે બે હજાર તેવીશ અને ચોવીશ દરમિયાન GDP વિકાસ દર છ થી લઈ અને છ point આઠ ટકા રહેવાની અત્યારે મતલબ કે એક એસ્ટીમેટ લગાડવામાં આવેલું છે કે આ સુધી જીડીપી વિકાસ દર રહેશે મિત્રો આ જીડીપી શબ્દ વારંમવાર આવતો હોય છે અને જીડીપી મતલબ થશે gross domestic production gross domestic production મતલબ એ થશે નકલ કરેલું ઉત્પાદન તો gross domestic production નો મતલબ એ થતો હોય છે કે ભારત દેશની અંદર એક વર્ષ દરમિયાન વસ્તુ અને સેવા નું કેટલું ઉત્પાદન થયું એને આપડે GDP કેહતા હોઈએ તો GDP જેમ વધુ એમ દેશ માટે સારી બાબત કહેવાય મતલબ કે એક વર્ષ દરમિયાન ભારત માં કેટલું ક કામ છે કેટલું વસ્તુનું production થયું. કેટલી સેવાનું નિર્માણ થયું તેને આપણે gdp માં calculate કરતા હોઈએ બે હજાર તેવીસ ચોવીસ દરમિયાન GDP વિકાસ દર છ થી લઈ અને છ point આઠ ટકા સુધી રહેશે એ આપણે યાદ રાખીયે એ જ રીતે બે હજાર બાવીસ તેવીસનો વિકાસ દર કેટલા ટકા રહ્યો સાત ટકા રહ્યો એ વિગત પણ આપણે યાદ રાખીયે મતલબ એક growth rate જેને આપણે કહી શકીયે. બે હજાર બાવીસ તેવીસ નો વિકાસ દર estimate કરવામાં આવ્યો છે સાત ટકા ત્યાર પછી બે હજાર તેવીસ ચોવીસ દરમિયાન રાજકોષીય ખાદ્ય કેટલી રહેશે પાંચ point નવ ટકા તો આ બધા આંકડાઓ એવા છે કે જે આપણને પરીક્ષામાં કામ લાગશે પુછાય શકે. રાજકોષીય ખાદ્ય એનો મતલબ શું થશે જેને આપણે english માં Fiscal deficit કેહતા હોઈએ deficit નો મતલબ થાય ખાદ્ય હમણાં આપણે વાત કરી ગયા કે ખાદ્ય નો અર્થ એ થશે કે સરકારને આવક ઓછી છે સરકાર ને શું રહેલું છે આવક કેવી છે આવક ઓછી છે પરંતુ સરકારને જાવક વધારે છે. મતલબ કે સરકાર ખર્ચ વધુ કરશે તો આ જયારે secuvetion હોઈ તો એને આપણે ખાદ્યની પરિસ્થિતિ કહીએ છીએ.

જેનો અર્થ એ થાય કે બાકીના પાંચ point નવ રૂપિયા ક્યાંથી લઇ આવશે તો બાકીના જે પાંચ point નવ રૂપિયા છે એ સરકાર અન્ય દેશ પાસેથી લઇ આવશે અથવા તો કોઈક પાસે થી એ રોડ ભેગું કરશે bond બહાર પડશે bond ના માધ્યમથી collect કરશે તો સરકાર ગમે ત્યાંથી લોન ની વ્યવસ્થા કરશે અથવા તો ક્યાંક થી ઉધારની વ્યવસ્થા કરશે કોઈ જગ્યાએથી borrow કરશે ઉધાર લેશે તો સરકારનો target એવો પણ હોય છે કે બને ત્યાં સુધી deficit ન રહે મતલબ કે બહારથી આપણે કંઇકથી પૈસા નો મેળ કરીયે કાંઈકથી આપણે ઉધારી કરીએ એની કરતા better છે કે આપણે ઉધારી ન કરીએ પણ ઘણી વખત એવું બને છે કે વિકાસલક્ષી કાર્યક્રમ કરવા માટે દહીં અને મુળીગત રોકાણ કરવા માટે infascture ના કામ કરવા માટે થઇ અને આવક કરતા ખર્ચ વધુ કરવો પડતો હોઈ છે

અત્યારે રજુ કર્યું બે તેવીસ ચોવીસ આવતા વખતે ચોવીસ પચીસ એના પછી પચીસ છવ્વીસ તો આપણે એમ કહી શકીએ કે આના પછી અને એના પછીનું જયારે badget જયારે રજુ થાય એની વાત છે. બે હજાર પચીસ છવ્વીસ સુધીમા ખાદ્યને ચાર point પાંચ ટકાથી નીચે લઈ જવાનો સરકારને target છે. અત્યારે હાલમાં કેટલી છે પાંચ point નવ ટકા અને એને ઘટાડી ઘટાડીને ચાર point પાંચ ટકા સુધી લઈ જવાનો target છે. ત્યાર પછી સરકાર એવું કે છે કે માથાદીઠ આવક મતલબ આ જો budget નું કદ આપણે વિચારીએ માથાદીઠ આવક જે સરકાર ક્યારેક ધારી લેય છે એ એક point સતાણુ લાખ રૂપિયા છે તે હોઈએ કદાચ પરીક્ષામાં પુછાય તો આપણને કામ લાગે અને અત્યારે જે વાત ચાલતી હોય છે કે ભારતની economy અત્યારે પાંચમા નંબરની સૌથી મોટી economy બની ગય છે. તો આ પ્રકારની જે વિગતો છે એ budget ની અંદર લખવામાં આવેલી છે budget speech માં લખવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ આ પ્રકારે એક વિગત આવતી હોઈ છે news paper માં પણ આવે ઘણી જગ્યાએ આવે કે રૂપિયો ક્યાંથી આવશે મતલબ કે સરકારને આવક ક્યાંથી થશે રૂપિયો ક્યાંથી આવશે ભાઈ આમા દરેક માટેના પ્રસંગ છે જે આપણે યાદ રાખવાની જરૂર નથી પણ હા સૌથી વધુ જે બે થી ત્રણ હોય એને યાદ રાખવા જોઈએ તમને પરીક્ષામાં કદાચ બને કે સરકારને સૌથી વધુ આવકનો સ્ત્રોત શું હોય છે એ રીત નો સવાલ પુછાય તો સરકાર જે લોન અથવા તો અન્ય કોઈ રીતે borrow કરશે જયારે માનો કે બારથી ક્યાંકથી લાવશે એનું પ્રમાણ સરકારની પાસે વધારે રહેશે લોન અથવાતો અન્ય એમકરી ને ચોત્રીસ ટકા છે

મતલબ કે જયારે કંપની કોઈ નફો કરે છે અને કંપનીના નફા પર જે tax pay કરે છે જેને આપણે corporate tax ત્યાર પછી આપણે વાત કરીયે income tax મતલબ આ Personal income ઉપર જે tax લાગતો હોય છે એની વાત છે તો સૌથી વધુ જે પ્રણ હોય આવકના સ્ત્રોત એને આપણે યાદ રાખવા જોઈએ લોન અને અન્ય ત્યાર પછી આવશે gst ત્યાર પછી આવશે income tax ત્યાર પછી આપણે આગળ જઈએ કે રૂપિયો ક્યાં જશે મતલબ ક્યાં સરકાર ખર્ચ ક્યાં કરશે તો સૌથી વધારે સરકાર ને જે ખર્ચ થવાનો છે એ વ્યાજ ની પાછળ થવાનો છે inters જે સરકાર ચુકવશે તો એમાં વિસ ટકા ખર્ચ થશે ને એની પછી જો આપણા ચર્ચ કરીયે કે રાજ્યને જે grant વગેરે ની વ્યવસ્થા કરી આપશે કે રાજ્યને જે લોન ની વ્યવસ્થા કરી આપશે તો એમાં સૌથી વધારે ખર્ચ થશે ત્યાર પછી કેન્દ્ર સરકારને જેટલી યોજના અત્યારે ચાલતી હોય છે એ મનરેગા હોય આયુષ્યમાન ભારત યોજના હોય નળ સે જલ મિશન હોય તો આ પ્રકારની જો સરકારની યોજનાઓ છે એની પાછળ સરકારને ખર્ચ થશે તો આ પ્રકારની જે સૌથી વધુ જે ખર્ચ થશે એવા ત્રણ fild ના નામ આપણને ખ્યાલ હોવા જરૂરી છે. અલગ અલગ મંત્રાલયને કેટલા રૂપિયા ની ફાણવની કરી એ પ્રકારે સવાલ લગભગ generaly પૂછવામાં આવતા નથી પરંતુ હા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સૌથી વધારે રાણા ફાઈવ હોઈ રૂપિયા ફાયવ વ હોય એવા હોય એવા ક્ષેત્ર કયા છે અથવા તો એવા મંત્રાલય કયા છે તો આપણે રૂપિયા કેટલા છે એ તો નઈ બોલીએ હેને પરંતુ માત્ર નામ જોઈ લઈએ કે સૌથી વધારે નાના ફાડવા છે નાણામંત્રાલયને તો નાણામંત્રાયલને તો નાણામંત્રાલય budget ત્યાર કરે છે સૌથી વધારે પોતે લઇ લીધા હશે ત્યાર પછી defance ministry છે ને ત્યાર પછી ગ્રાહક બાબતો અનાજ અને જાહેર વિતરણ વ્યવસ્થા ત્યાર પછી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ ત્યાર પછી રેલવે મંત્રાલય તો આજે top Five ministry છે એના નામ આપણને ખ્યાલ હોયતો કદાચ કામ લાગે પરીક્ષા માં ત્યાર પછી આ વખતે budget ની અંદર સપ્તઋષિ નો ઉલ્લેખ કરવામાં આવ્યો મતલબ કે budget જે રજુ કર્યું છે એમાં મુખ્ય સાત pillar સાત સ્તંભ ક્યાં છે કે જેની ઉપર સરકાર focus કરવા ઈચ્છે છે તો આ બાજુ આપણે સરસ રીતે ગુજરાતીમાં લખી દીધું અને આ બાજુ આપણે એનું english લખેલું છે તમને જેમાં ફાવે english માં ગુજરાતીમાં બધામાં વાંચી શકશો તો સટર્સનો મતલબ થશે સાત પિલર કે જેની ઉપર આખું Budget ઉભેલું છે જેની પાછળ ખર્ચ કરવામાં આવે છે. અને તમને સવાલ શું પુછાય શકે કે આ વખતે કેટલા સ્તંભનો ઉલ્લેખ કરવામાં આવ્યોતો કે સાત સ્તંભનો એને શું નામ આપવામાં સેંટર્સ નામ આપવામાં આવ્યું તું અને તમને બીજો એક સવાલ એમ પુછાય કે સપ્તર્ષિમાં નીચેના માંથી કોનો સમાવેશ થાય છે. આ રીતે સવાલ માનો કે પુછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ સમાવેશ વિકાશ એનો મતલબ થશે કે incluzive development

ત્યાર પછી સંભવનો નો ઉજાગર કરવી મતલબ કે development માટે ના કયા કયા અવકાશ છે કયા scrub છે ત્યાર પછી હરિતવૃદ્ધિ મતલબ કે જેને આપણે green development કહી શકીયે યુવા શક્તિ અને નાણાકીય facture fainashiyal facture છ સાત મુખ્ય સ્તંભ છે કે જેની ઉપર સરકાર focus કરવા અત્યારે ઈચ્છએ છે ત્યાર પછી અપડે ચર્ચા એ કરીયે અમૃતકાળનું પ્રથમ budget આને કહેવામાં આવ્યું છે Budget speech ની અંદર કે first budget અમ્રીતકાળ અત્યારે આઝાદી કા અમૃત મહોસ્તવ ની ઉજવણી થઈ રહી છે અને આઝાદી કા અમૃત મહોસ્તવની ઉજવણી બાર માર્ચ બાર માર્ચ બે હજાર એકવીશ થી જે શરૂ કરવામાં આવેલી છે જે બે હજાર તેવીશ સુધી એ ચાલશે એમને એમ અને અત્યારે આપણે જે કોઈ પણ પ્રકારની ઘટનાઓ જોઈએ છીએ સરકારની એમાં seventy five કાટો દેખાય છે અને કાતો આપણને વસુદેવ કુટુંબક્મ દેખાય છે જે tevntyup આપણને દેખાય છે આ વખતે જેની presidency આપણે કરી રહ્યા છીએ અને વસુદેવ કુટુંમ્બક્મ એની મુખ્ય theme છે. તો અમ્રતકાળનું તેનું budget માનવામાં આવે છે અને આ budget ની અંદર આગામી પચીશ વર્ષ માટેનું vizan દેખાડવામાં આવ્યું છે એને India Exerate Hundred તરીકે ઓળખવામાં આવે છે. India Exerate Hundred નો મતલબ થશે કે દેશ આઝાદ થયું ઓગણીસો ને સુલતાલીસમાં અને ત્યાર પછી અત્યારે બે હજાર સુડતાલીસ જે આવશે તો એને આપણે સો વર્ષ પૂર્ણ થયું તો અત્યારે ચાલી રહ્યું છે બે હજાર તેવીસ ચોવીસ માટેનું Budget તો એમાં આગામી પચીસ વર્ષ માટેનું blueprint કહેવામાં આવે છે. તો India Exerate Hundred એનો મતલબ થશે આઝાદી ના સો વર્ષ complete થશે બે હજાર સુડતાળીસમાં અને નિર્મલા સીતારામન છે એમનું આ પાંચમું Budget છે. અને આ જે સરકારની બીજી term ચાલી રહી છે મોદી two point four એમાં આ છેલ્લું budget છે આગામી વર્ષે ચૂંટણી છે. ચૂંટણી માથા પર હશે ને સરકાર full time Budget ની આપે અને વચગાળાનું Budget આપશે બેથી ચાર મહિના માટેનું સરકાર આવી જશે તો full time Budget લઈને આવશે તો નિર્મલા સીતારામનનું આ વ્યક્તિગત પાંચમું Budget રહેલું છે. જયારે Budget આવતું હોય છે ત્યારે ઘણા ઘણા વ્યક્તિઓની નજર એની પર હોય છે કે income tax કોઈ ફેરફાર કર્યો કે કેમ income tax માં ઘણા લાંબા time પછી કેટલાક ફેરફાર કાર્ય છે ફેરફારમાં આપણે બે કોષ્ટક બનાવી દીધા છે સરસ રીતે એક બાજુ આ જૂનું slab નું માળખું છે અને બીજી બાજુ નવું એક માળખું છે આ વખતે એવું કહેવામાં આવ્યું છે કે સાત લાખ રૂપિયા સુધીની income હોય સાતલાખ રૂપિયા સુધી ની income હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું tax લાગતું નથી સાત લાખ રૂપિયા સુધી એને accent કરવામાં આવ્યું છે મતલબ કે tax માંથી મુક્ત કરવામાં આવ્યું છે તો જે વ્યક્તિની આવક સાત લાખ રૂપિયા સુધી ની છે એને કરમાંથી રાહત મળશે જૂનું માળખું છે એને આપણે યાદ કરવાની બિલકુલ જરૂરિયાત નથી આ તો માત્ર તમારા માટે કોઈ economics હોય અર્થશાસ્ત્રી હોય અને એને comparison કરવું હોય તો એના માટે કામ લાગશે બાકી આપણું focus હશે નવા slep ઉપર તો સાહેબ તમે એવું કીધું કે ઝીરો થી ત્રણ લાખ રૂપિયા સુધી મતલબ શૂન્ય છે પણ તમે તો એવું કીધું કે સાત લાખ રૂપિયા સુધી કોઈ tax નથી લાગતો તો પછી અહીંયા કેમ એવું લખ્યું કે ત્રણ થી છ લાખ રૂપિયાની income હોય તો પાંચ ટકા tax લાગશે એવું કેમ નું કીધું ભાઈ આગળ સમજો કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિની આવક સાત લાખ રૂપિયાને વટતી નથી ત્યાં સુધી એમને શુન્ય tax ભરવાનો છે પરંતુ મને કે કોઈની income સાતલાખથી વઘી જાય છે અને માની લઈએ કે એની income થઈ ગયા છે આઠ લાખ રૂપિયા હવે આઠલાખ રૂપિયા જેટલી income થઈ ગઈ છે એનો મતલબ શું થ્યો કે સાતલાખ રૂપિયા સુધી કોઈ tax નોટો ભરવાનો પણ હવે એ tax ના ધયરમાં આવી ગયો અને કોઈ વ્યક્તિ માનો કે એવું કઈ દે કે સાહેબ મારી આવક આઠલાખ રૂપિયા છે તમે એક કામ કરજો સાતલાખ રૂપિયા પર તો શૂન્ય છે બાકીના જે એક લાખ રૂપિયા છે એની ઉપર તમે tax લઈ લ્યો તો સરકાર એવું કેહ્શે કે બેટા રમાડવાના નથી અમને અમે કઈ રીતે tax લેશું જો સાતલાખ રૂપિયા કરતા આવક વધી તો સરકાર આ પ્રકારે tax લેશે

છ થી લય અને નવ લાખ રૂપિયા સુધી ની જેની આવક હોય મતલબ કે અહીંયા કેટલી આવક છે આઠલાખ રૂપિયા તો અહીંયા ગણશે કે છ થી આઠલાખ રૂપિયા મતલબ કે બે લાખ લાખ રૂપિયા થયા તો ઈ બે લાખ ની ઉપર કેટલા ટકા લાગશે દસ ટાકા લાગશે તો આ રીતે એની ગણતરી કરવામાં આવશે તો agein સાતલાખ રૂપિયા સુધી શૂન્ય પરંતુ માની લ્યો કે હવે એની આવક સાત લાખ કરતા વધી ગયા છે તો આ રીતેની ગણતરી કરવામાં આવશે કે ત્રણ લાખ રૂપિયા સુધી એમની રકમ ઉપર કોઈ ની પણ પછી થી જે ત્રણ લાખ થી લાધી છે જેની પર tax આ રીતે ગણશું step by step ત્રણથી છ લાખ ની વચ્ચે પાંચ ટકા મતલબ કે ત્રણ લાખ રૂપિયા સુધી બિલકુલ નથી એટલે ચાર લાખ પાંચલાખ છલાખ ત્રણલાખ રૂપિયા જે રહેલા છે એની પર પાંચ ટકા લેખે ગણતરી થશે અને ત્યાર પછી સાતલાખ અને આઠલાખ રૂપિયા મતલબ બે લાખ રૂપિયા જે extra છે એમાં દસ ટકા લેખે income tax ની ગણતરી થશે તો આ રીતે નવું tax નું માળખું રહેલું છે નવથી બાર લાખની વચ્ચે કોઈ આવક હોય તો એમાં પંદર ટકા બારથી પંદરલાખ રૂપિયા હોય તો વિસ ટકા અને પંદરલાખ થી વધુ હોય તો ત્રીસ ટકા આ રીતે tax લગાડવામાં આવશે તેનો મતલબ શું થાય માની લ્યો કે સાહેબ કોઈની આવક વીસલાખ રૂપિયા સુધીની હોય દર વર્ષે માનો કે વીસલાખ ની કમાની છે તો વીસલાખ રૂપિયા પર dairect ત્રીસ ટકા ગણવાના છે કે તો ના અહીંયા લખ્યું છે પંદર લાખ થી વધુ હોય તો ત્રીસ ટકા તો dairect અહીં આગળ ત્રીસ ટાકા મૂકવાના નથી નહીંતર એ વ્યક્તિ જેવી મુન્ડાઈ જાય અને એ વ્યક્તિ છે એની પાસે કઈ વધે ની ખાસ પણ ગણતરી આ રીતે કરવાની છે એની આવક કેટલી છે વીસલાખ રૂપિયા તો સરકાર પેહલા એમ કઈ દેશે કે બેટા આ વીસલાખ માંથી ત્રણલાખ ઉપર તો અમે બિલકુલ tax નહિ લગાડીયે બરાબર ત્રણલાખ તને મતલબ એકદમ free રહેશે ત્રણ થી છ લાખ રૂપિયા મતલબ કે જે ત્રણલાખ રૂપિયા છે એની પર પાંચ ટકા પછી છ થી નવ લાખ રૂપિયા બીજા જે ત્રણ લાખ રૂપિયા છે એની પર દસ ટકા નવથી બાર બીજા જે ત્રણ લાખ છે એની પર પંદર ટકા

કટકે કટકે મતલબ કે થોડા થોડું એને percentage ભરવાના છે એક સાથે જો ત્રીસ ટકા બધી રકમ ઉપર હોય ત્રીશ ટકા તોએ વ્યક્તિની પાસે બિલકુલ છેલ્લે બચે નહિ તો એના માટે આ પ્રકારનો આખું માળખું બનાવવામાં આવેલું છે. તો tax નું માળખું છે તમારે સાતલાખની એક limit છે સતલાખની જે મર્યાદા છે એને યાદ રાખવી જરૂરી છે. એના પરથી આપણે ચર્ચા એ કરીએ

આપણે બે એવી કલ્પના કરીએ કે મારી income એક કરોડ રૂપિયાની હોય તેવી આપણે કલ્પના જ કરીએ

તો ભારત માં ખુબ બધું કમાઈ છો એમાં સરકારનો ફાળો છે ને સરકાર તને ઘણી સુવિધા કરીદે એટલે એક કરોડ રૂપિયા કમાશો એક કામ કરી દે ગરીબો માટે થોડું વાપરી દે tax ઉપર તો સરચાર્જ આપીદે તો જે tax લાગતો હોય છે એની ઉપર સરચાર્જ લાગે છે કેટલો તો કે જેની income પચાસ લાખ થી એક કરોડની વચ્ચે હોય છે મતલબ સાહીઠ લાખ સીતેરલાખ પંચોતેરલાખ whatever પચાસ લાખથી એક કરોડ ની વચ્ચે હોય તો એ જેટલો tax ચૂકવે છે એ tax ની ઉપર કેટલો tax દસ ટકા બીજો લાગશે તો માની લ્યો કે હું tax ની રકમ એક લાખ ભરું છું તો મારે tax ની રકમ ઉપર દસ ટકા સરચાર્જ દેવાનો છે નઈ કે મારી કમાણી ની રકમ ઉપર પછી મણિ લ્યો કે કોઈ ની કમાણી એક કરોડ થી બે કરોડની વચ્ચે છે કોઈ પણ આંકડો હોય

ત્યાર પછી education charge જે લાગે છે ચાર ટકા જે specially શિક્ષણ ને વિકાસ માટે તો એ તો અલગથી લાગશે ભારતની અંદર અત્યારે hightest માં hightest સરચાર્જ ને વગેરે વગેરે count કરી અને Education સેલની Count` કરી દ્યો તો maximum જે અત્યારે tax થતું હોય છે hightest એ ઓગણચાલીશ ટકા હોય છે મતલબ જે એકદમ richest person હોય અને પોતાની income પર જે taxtotal ભરે છે એ maximum કેટલો હોય છે અત્યારે હાલ માં ઓગણચાલીશ ટકા પરંતુ સરકાર એવું કહે છે કે અત્યાર સુધીના વર્ષોમાં જે hightesttax ret હતો મતલબ સરચાર્જ ને income tax ને એવું ભેળવીને એ બેતાલીશ point something હતો. અમે એમાં ઘટાડો કર્યો અને maximum અત્યારે ઓગણચાલીસ ટકા જેવો કરી દીધો છે.

સૌથી પેહલા આપણે વાત કરશું PM ગરીબ કલ્યાણ અન્ન યોજના. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના કોરોના વખતે લાવવામાં આવેલી અને જે પરિવારો છે એમના માટે મફત અનાજની વ્યવસ્થા એ સમયે કરેલી બરાબર હારુ ભાઈ તું પિક્ચર ખૂબ જોવી હે ના. હ. કોઈક દહાડો એ તો, ખાસ કરીન કોરિયન વધાર જોઈએ આપણે. બરાબર.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 પઠાણ આયી હે ને ભાઈ. પઠાણ આયી હે આપણે થિયેટર પ્રિન્ટ આઈ એ જોઈયે ખરી ભાઈપણ મજા ના આઈ. આખા પિક્ચર માં શાહરુખ ખાન બાપડો માર ખા ખા કરે. જોન અબ્રાહમ એ ઈને ધોઈ નોખ્યો. પણ મજા ના આઈ. આખા પિક્ચર માં શાહરુખ ખાન બાપડો માર ખા ખા કરે. જોન અબ્રાહમ એ ઈને ધોઈ નોખ્યો. ના હોય તો શું યાર? મત જજે જોવા જવાનું વિચારતો હોય તોય મત જજે કારણ કે આખા પિક્ચરમાં બાપડો શાહરુખ ખાન માર ખા ખા કર ના ના તો શું? એના જેવા કોઈ પિક્ચર નહીં આયા RRR આયુ KGF આયુ બાહુબલીબાર આયુ KGF ચેપ્ટર આયુ. બરાબર મસ્ત પિક્ચર છ.

થિયેટરમાં જોવા ગયા તો મજા આઈ ગઈ. અમેય જોયું તમારે શું હેડે ટિકિટ થિયેટરમાં? અમાર સાડા આઠસો હેડે. તમાર સાડા આઠસો હેડે એમ. પણ ભાઈ અમે પીવીઆર માં જોવા ગયા હતા એટલે રેવાની પણ અમારે તો સોમનગર વાળી કે એટલો ભાવ લેશે રૂપિયા ભાવ હતો બોલ અહીંયા મેં પૂછ્યું હતું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 હા સાચી વાત પણ પાલ ગુરુમાં થ્રીડી ટુડી બધુ એક જ જેવું લાગે મારા ભાઈ પણ શું પીવીઆર એટલે હારી એટલી મોટી સ્ક્રીન એટલું મસ્ત લાગે ને એમ આખું અલગ જ લાગે આપણે પાલનપુર બનેને પીવીઆર આપણે બસ સ્ટેન્ડ છે ને નવું બસ સ્ટેન્ડ ઈ આગળ બનવાનું છે માર દોસ્તાર જ છે જે થીએટર બનાવેને દોસ્તાર જ છેના હોય હા માર દોસ્તાર છે એ રહ્યો. હારુ કેવાય તો તો યાર. તારે પિક્ચર જોવું હોય ને તો આપણે ટિકિટ બિકિટ કોઈ નહીં. આવજે માર પાહે ખાલી ફોન કરજે હ બરોબર છે તો આપણે શું ભાઈ કામ પર આવવાનું થતું નહીં કોક દિવસ થતું હોય ને પિક્ચર જોવા જવાનું હોય. ચાલે કમાવાના છે એના માટે વાપરવાના ને કમાવાના હ વાપરવા માટે તો કમાઈએ પણ ભાઈ આપણે RRR પિક્ચર જોયું ને એમાં એવું લાગ્યું કે પૈસા વસૂલ થઈ ગયા મારા KGF, RRR બે એકદમ મસ્ત પિક્ચર છે RRR તો એક એક નંબર પિક્ચર છ RRR જોવા ગયા ને એમાં શું અમદાવાદમાં તો બહુ થિયેટર યા આગળ નાસ્તો બાસ્તો એટલે હારા અમે તો મારા જે પિયુષોને બધા હતા ને

એમાં ચેવું થયું બધું ચેક કરે ને ગુટકા ને બધું પકડાઈ ગયું. વળી જાફરી અને ગુટકા એવું બધું લીધું હતું ના પાડી હતી કે આ બધું ગુટકાને બધું ના લેતા તોય માર દેના એ લઈ લીધું ને પકડાઈ ગયા તો તો પકડાઈ જ જાય ને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

વ્યસન તો આપણે બી કોઈ નહીં તો ભાઈ આપણે તો પિક્ચર જોવા ગયા ને મજા આવી ગઈ પિક્ચર તો ગોડા ઓમ સાઉથના જોવાની મજા છે ને એવી ચોય નહીં એ તો કઉ સાઉથ ના પિક્ચર જોવાની મજા આવે આપણા પિક્ચર હવે પહેલા જેવા આવતા નહીં પણ પહેલાના ગોડા સંજુ બાબાનું પેલું વાસ્તવ પિક્ચર બનાવ્યું એ ખબર છ? કેવું પિક્ચર બનાવ્યું ગોડા? જબ્બર બનાયું હવે આપણે વાસ્તવ પિક્ચરમાં પેલા સંજયદત જેવા હેર સ્ટાઈલ રાખીએ છીએ શું વાત છ હારુ તારું શરીર એટલું બધું થઈ ગયું છે ને તારું શરીર થોડું ઓછું હોય તો તાર વાળ હેર સ્ટાઈલ મસ્ત લાગે હવે જેમ ચાલુ કર્યું હે હવે બરાબર પિક્ચરનું તો આપણે ગોડા ચેવો શોખ છે ખબર નહિ આપણે તો એમ થિયેટરમાં નહીં તો ડાઉનલોડ કરીને જોઈ લઈએ મારેય એવું જ છે પિક્ચર નવું આવે ને લાગે ને હારું એટલે જોવા જતું જ રહેવાનું ના ના આતો વિશાલે મને કીધું વળી પિક્ચર જોવા જેવું નહીં એટલે વળી મેં કીધું હેડ તાણ રહેવા દઈએ ના ના નઈ જોવા જેવું એ પિક્ચર બેકાર બનાયુ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 પિક્ચર તો હારા સંજય દત્ત ના હારા k. g. f chapter માં ઉતાર્યું છે એમાં કેવો લુક છે એનો? યશ અને સંજય દત્ત ચેવા લાગે એમાં સંજય દત્તનો જે લુક છે ને ભાઈ એક નંબર લુક છે ભાઈ આખો ખતરનાક લુક લીધો છે સંજય દત્તનો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

હ પતી જવા આયુ શૂટિંગ એ ઓગસ્ટમાં રિલીઝ થઈ જવાનું. પિક્ચર તો ગદર તો ગદર સાદુ બી મસ્ત બનાવ્યું. ગદર પહેલું ભી જબરજસ્ત હતું ને આ ટુ માં તો આખું જોરદાર છે. પેલા નો લુક ચેવો આલ્યો આખો હ આ પિક્ચર આવા બધા પિક્ચર જોવાની મજા આવે તું પેલા કોરિયન જોવે બીબીસી વાળા પિક્ચરો ના ભાઈ એ બધા તો છોડીઓ જેવા પિક્ચર આવે મને તો નઈ ગમતા આપણે એ રહ્યા અમુક પિક્ચર ગમે હ હ હ જેને જેવા પિક્ચર ગમે એવા પિક્ચર

હા એ તો એવું જ હોય જેને જેવા ગમે એવા જોવે આ લોકડાઉનમાં આ કોરોના જ્યારે આવ્યો ને કોરોના હા એમાં પેલી ચેવી ચોરી કરે KGF પિક્ચર ના અંદર તો ભાઈ જબરજસ્ત છે ભાઈ એ પોતે પહોંચી જાય હ એક નંબર બનાવ્યું સીન બીન કેવા લીધા ગજબ સીન લીધા ડોક્ટર જબરજસ્ત હોય હ પેલો હ અંદર કેવા કેવા સીન કર્યા હોય ખબર હ મને જબરજસ્ત બનાવી અમુક સિરીઝ તો યાર હ હ જબરજસ્ત બનાઈ હાચી વાત પાંચ સીઝન હ સીઝનમાં એપિસોડ અહે ઓવ ઓવ ખબર છ આખા લોકડાઉનમાં જો બે થી ત્રણ વખત જોઈ બોલ ચેવી સીરીઝ હશે મસ્ત બનાવી ખબર છ મને એક નંબર છ હાચી વાત

એવું ય. હા જબરજસ્ત બનાઈ છે બેય બે સીઝન જોઈ લીધી હજી ત્રીજી સિઝન આવશે બીજી સિઝનનું એન્ડિંગ છે ને એમાં ખબર પડી જાય કે ત્રીજી સિઝન આવશે. ના ના જોવી પડશે કીધુ એટલે જોવું જ પડશે. એટલે જોજો ખાલી જબરજસ્ત બનાવી છે દિલ ખુશ થઈ જાય ને એવું. ના હોય. એતો ગોડા એ તો આપણે થિયેટરમાં પેલું RRR પિક્ચર જોયું હતું ને એ પિક્ચરમાં આપણે મજા આવી ગઈ બૂમ પડાઈ દીધી. હજુ પુષ્પા આવે છે ભાઈ પુષ્પા આવે વળી. પુષ્પા આવે ને પુષ્પા ચેપ્ટર આવે. અલ્લુ અર્જુન. હ અ અલ્લુ અર્જુન એ પિક્ચર ભાઈ એવી પિક્ચર જબરુ કમાણી એ પિક્ચર પછી રોલ્સ રોયલ ની ગાડી લીધી. ગાડી જોઈ ભાઈ? હા જોઈને જબરજસ્ત રોલ્સ રોયલ લીધી પાંચ કરોડની ગાડી લીધી. ઓવે.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 નવુ પિક્ચર આવે ને એમ લાગે ને જોવા જેવું છે એટલે આપણે જોવા જતા જ રહીએ. હ અ. આપણે એ જ છે સંજયદત નું પેલું સંજુ પિક્ચર જોયું હતું? સંજુ પિક્ચર કેવું જબરજસ્ત બનાવ્યું છે. સંજય દત્તનું પહેલું અને બીજું પિક્ચર બનાવ્યું છે ને પેલું પોલીસગીરી. ઓવે. પોલીસગીરી તો ભાઈ એક નંબર પિક્ચર બનાવ્યું છે એને. પોલીસગીરી કરતા ભાઈ પેલું સંજુ પિક્ચર જે રહ્યું ને એને આપણે પહેલા એને બનાવેલું આપણે રણવીર કપૂર એ. હ અ. સેમ સંજય દત્ત જેવી એક્ટિંગ કરી છે. હારા ઓમ તો હાલના પિક્ચર કરતા જે જુના પિક્ચર છે તો જુના પિક્ચર જ છે કહેવા જઈએ. એતો જુના છે ભાઈ એમાં હાલના જે આવે ને એમાં મજા નથી આવતી નવા જે હમણાં આવશે ને એમાં મજા આવશે આ હર્ષદવારસી ને સંજય દત્તનું આવે ને.